હવે પૈસા લઈને શું કરવાના પૈસા ભી શું કામ માં આવશે જયારે માણસ નય રહીયુ એમનું હમ અત્યારે સુ છે બધા અયાજ છે બધા support ની અંદર

ધોની ભી આવ્યા ધોની એ ભી આપ્યા છે સાઈઠ કરોડ રૂપિયા ને સારું કેવાય સારું કેવાય support કરે છે પણ જે થય ગયું એને કોણ

થવી ના થવી એ વસ્તુ કય રીતે થય અને કોના દ્વારા થય એ જેનાથી થય હોય એની સામે strict action લેવી જોઈએ હવે આ તો શું છે કે ભય એક ગાડી નય બે ગાડી હતી હવે માની લ્યો junction હોય કોઈ ભી તો junction ઉપર તો કેટલી બધી ગાડી હોય છે junction ઉપર આ બધું ઘુડી જાય ગાડી તો ત્યાં તો કેવી આફત થાય

કેટલું કેટલું સાચી વાત છે સાચી વાત છે એટલે બૌ સાંભળ્યું છે જયારે મને એમ થયું કે અરે રે આ શું થય ગયું અને આમ એવી situation હતી કે આપડાથી અમુક તો જોવાય અય નય અમુક picture જ ના જોવાય એમ કે કેટલા ના હાથ આમ પડ્યા છે કેટલાની એક પગ આમ પડ્યો છે એટલે ઈ લોકો ને જે મરી ગયા છે એ લોકો ને body એ લોકો એવી રીતે ઉપાડતા હતા ના અને નાખતા હતા જે રીતે એવું લાગે કે ભય જાનવરો હોય છે ને જાનવર ને પકડી પકડી ને સાચી વાત છે કાંટો કોઈ કચરો સાફ કરી રહ્યા છે એ રીત ની લોકો

કેટલી ખરાબ પરિસ્થિતી થય જાય છે અને કેટલા father ને body નથી મળતી પોતાના son ની કેટલાક ને કેટલાક છોકરાને એમના પપ્પા ની body નથી મળતી એટલે બૌ ખરાબ situation થય આજે થયું

આજ સુધી માં સૌથી મોટો હાદસો આછે આના પેલા થયું હતું

એમને ભી ત્યાં લીધી એવું સાંભળ્યું હતું મેં એમ ગયા છે મુલાકાત લેવા અમે દેવા ગયા ને આ જે railway ના minister છે અશ્વિન ઉપાધ્યાય એ ભી ગયા હતા મુલાકાત લેવા ત્યાં ના minister જે છે cm છે એ લોકો ભી આયા હતા બૌ મોટું મતલબ

હા એટલો support કરી શકે જે થયું એને તો બદલી ના શકે હુઈ બદલી શકી ના તુઈ બૌ બડી હોનારથ છે

અત્યારે મેં ભી એવું ભી ત્રણ જગ્યા એ ભી એવું સાંભળ્યું હતું કે plane માં અમુક જે plane છે એ plane માં આવી દુર્ઘટના બની હતી તો plane

આ બધી જે આ એવી અકસ્માત થયો ને કોઈને ખબર નહિ હોતી

મોદી સયબે તેમના લોકો એ ભી એમને ભી સમાચાર મળ્યા એમને ભી કેવું feel થાય કેવું feel થાય હમ બૌ મહેસુસ થાય કે ભય આ શું થય ગયું ને આ તો બધા માટે સુ છે કે આપડે તો હવે જોઈ ને આમ દુખ વ્યક્ત કરીએ છીએ પણ family ના જે માણસો હોય એ તો શું આમ શું કોઈને કઈ ના શકીએ શકીએ કેવી પરિસ્થિતિ જે વીત્યું છે એમના પર જ વીત્યું જે

એ લોકો એ તમારા father જતા રે તો તમરી પરિસ્થિતિ કેવી થાય

તમે એના ઘર ના ને ઘટ ના કોઈ તમને મતલબ તમને કઈ ભી બોલી શકે કોઈ ની મરજી આ તમને બોલી દે કોઈ સગા વાળા એ તમને બોલી

આ પરિસ્થિતિ બૌ ખરાબ થયા છે એમ માણસ એટલે લોકો નો તો ઉપર વાળો અય લોકો ને શું છે કે થોડું સબર આપે આપડે એવી આમ

થોડું આમ શાંત રે હા ધીરે ધીરે શું કરી શકે હવે એ લોકો જે મરી ગયા એ લોકો ને આપડે લાઈ નથી શકતા સરકાર તો લોકો ને શું support કરે પૈસા નું તો શું છે કે જે લોકો depend હતા કા જે મજુરો તેમના ઉપર નિર્ભર હતા લોકો શું છે કે ભય એ લોકો પછી આમ નિર્ભર ના રે એમને કઈ મળી જાય job મળી જાય કે સરકાર થોડા પૈસા એવા આપે એનાથી લોકો કય એમનું રોજગાર ચાલુ કરી લે કઈ પૈસા નાખે તો પૈસા return માં કઈ એમને વળતર મળે સાચી વાત છે એટલે આ સરકાર financial ને બીજી જે રીત ની help થય શકે છે એ રીતની મતલબ સરકાર આપી દેય છે જે લોકો ઉપર આપતી આવે છે આવી હમ સરકાર એ આ વસ્તુ આમ કરવી જોઈએ કારણ કે લોકો ને તકલીફ ના થાય બીજું તો શું સાચી વાત છે અને જેટલા ભી લોકો support કરી શકે છે help કરી શકે છે જેમ કે કોહલી ભય એ કરી ધોની ભય એ કરી એમ કોઈએ help કરવી જોઈએ નુકશાન થયું છે જે લોકો એ એમના એની જન માલ નું જે નુકશાન થયું છે

family member એનું કોઈ ખોવાયા છે એ લોકો ને એવું થાય કે ભય ના બધા આપડી જોડે

એકલું એવું feel ના થાય કે ભય શું થયું

પગલા લેશે ને નિયમ strict કરી નાખે નિયમ ઓ ઉભીજ ન થાય કોઈ એવી situation ના ઊભી થાય તરત જાણકારી મતલબ મળે કે ભય આ જુવો એમાં શું એક device આવે છે આ લોકો એલ લગાડી નથી કારણ કે આ device લગાડ્યું હોય ને તો એમાં બે train ઉ જયારે સમ સામે આવી જાય ને તો એ automatic automatic train stop થય જાય હા હા એ મેં સાંભળ્યું

અને બરોબર એટલે લા પર્વાહી માં આવતી news માં સામયુ સાંભળ્યું હતું

અથડાય ના train automatic પર મુકાય જાય સો આ technology નું સરકાર એ શું છે એટલે ઉપયોગ કરવું જોઈએ જન માલ જે ભી હોનારત થાય છે એના માટે રોકવા માટે

આપડે વિચારી નય શકતા એટલું એટલું લોકો પર આફત આવી ગય છે હમ સરકાર ની ઉપર થી લોકો નો ભરોસો નથી એમ ભરોસો આમ જતો રે કે ભય સરકાર પર ભી ભરોસો ઉઠી ગયો કે આવું થયું હમ તો શું સરકાર ભી શું કરી શકે

હમ લાપરવાહી કારણક કે લોકો તો સરકારનેજ મતલબ આમાં દોશીત મને તો કોને માને

સરકાર પર જ આંગળી ચીંધે જે વિપક્ષ હોય વિપક્ષ ભી એવુજ કે કે ભય આમાં સરકાર નો જ fault છે ના આમાં તો શું technical એક fault હતો સરકાર ભી તો આવું ના કરે હાથે રહીને કોઈ ભી ના કરે આવું તો સાથે રહીને પણ આવું ના થાય એ માટે સરકાર કઈ કરી શકે છે technology technology નું ઉપયોગ કરી ને કરી શકે છે ઉપયોગ આ news માં સાભળ્યું તું જો આ technology નો ઉપયોગ કરી હોય જેચે કે આમ શું અગર train ઓ આવે signal મળી જાય ઉભી જ રય જાય train ઉ device એ હતું

જયારે કોઈ તમારી પાસે vote બોટ માંગવા આવે ત્યારે તમારે કેવું જોઈએ કે ભય તમે આ આના માટે આગળ વાત કરો બધાય વાત બડી બડી મોટી મોટી જે સંસ્થાઓ છે એને બોલવું જોઈએ એ લોકો ને support

કેટલું નુકશાન થય જાય તોહ પછી એ લોકો નું કોણ પછી નિર્દોષ લોકો નું

સારું છે ચલો ધ્યાન રાખજો હવે ક્યારે આવું બેસું તો ધ્યાન રાખીશું ને આપડે ભી

સાવચેત રહીશું સારું ચલો પછી વાત કરીએ હા ઠીક છે પત્રકાર લગભગ forty six વર્ષની લાંબી કારકિર્દી ભોગવવા છતાં વિજયીગુપ્ત મૌર્યા આર્થિક રીતે ભારે મહેનતે તૈયાર કરાયેલા અડિગ માહિતી સભર લેખનું યોગ્ય આર્થિક વળતર તેમને તરફથી કદી મળ્યું નહી વળી પૂછ્યું મારા તરફથી કદી આશાકીય અપેક્ષા રહી પણ ન હતી. એટલે જે મળ્યું તેમાંથી સંતોષ અને સાદગી નિભાવીને જીવન તેમણે વિતાવ્યું અને જ્ઞાનવર્ધક લખાણ પીરસવાની નીમ સાથે તેમણે કલમ ઉઠાવી હતી અને તે નીમને તે આજીવન તેઓ ચુસ્તપણે વળગી રહ્યા. સ્વચ્છતા, કમરનો દુઃખાવો અને આરામ કરવાનો હતો છતાં તેમણે પાકિસ્તાનીઓની ની અર અસાધ્ય રોગો પડતા હોવા છતાં તેમણે પોતાના કલમને કેદી ઝાંખું પાડવા દીધું નહી. જીવનના અંતિમ દિવસો સુધી તેઓ લેખનકાર્યમાં વશ રહી ગયા. લાંબી માંદગી બાદ july, nineteen ninety એમાં તેમણે વિધાન વિધી અને મૂલ્ય, નિષ્ઠા પાત્ર કરવું ભવ્યનો અજોડ દાખલ બેસાડતા ગયા. કેડી ગુપ્ત મૌર્યએ કંડારી એ કેડીના તેમના પુત્ર નગેન્દ્ર વિજએ પણ કારકિર્દી તરીકે પસંદ કરી. પિતાની જેમ જ્ઞાનવર્ધક અને લુપ્ત થયેલ પ્રયોગ, માહિતી પીરસવા માટે જ પત્રકાર ચલાવવાની અર નીમ સાથે નગેન્દ્ર વિજય ઓગણીસ અર ચૌદ વર્ષની વચ્ચે કલમ ઉઠાવી અને અને જીવવા અભિકુલનું સમગ્ર ગુજરાતને આપ્યા. આ બેય સામયિકોએ વિજ્ઞાન જેવા અઘરા ગણાતા વિષયમાં સરેરાશ ગુજરાતી વાંચકને ઊંડો રસ લેતા કરી દીધો અને નગેન્દ્ર વિજયની સ્થિતિ ગણાવી રહી.

SSC માં નાખી છે. પ્રત્યેક રીતે તેમના જીવન બદલ્યા છે.

આપેલો વરસો પુત્રે બરાબર જાળવ્યો. આ લખનારે આજથી અઢારેક વર્ષ પહેલા Safari ના કાર્યાલયમાં parcel સીવવાના કાર્ય સાથે કારકિર્દીની શરૂઆત કરી ત્યારે સંકલ્પ કર્યો હતો.

internet પર safari ની website આરંભ કરી અને અંગ્રેજી ભાષામાં safari નું પ્રકાશન શરુ કર્યું અલબત્ત વાત ત્યાં પૂરી થતી નથી હજી ઘણું કરવાનું બાકી છે.

ભવિષ્યમાં ભારતની અન્ય ભાષાઓમાં safari નું પ્રકાશન કરવું છે જેથી નગેન્દ્ર વિજય લિખિત જ્ઞાન-વિજ્ઞાન લોકો ભારતમાં પહોચી શકે અને વખત આવે ગુજરાતી ક્યાય પણ નગેન્દ્ર વિજય science center સ્થાપિત કરવું છે. જેથી નવી પેઢીમાં નાનપણથી જ વિજ્ઞાન પ્રત્યેનો અભિગમ કેળવી શકાય. કલમયોગી પત્રકાર વિજયગુપ્ત મૌર્ય પૌત્ર હોવાના નાતે એક એમનું

થોડા વર્ષો પહેલા પ્રવાસમાં સમય પસાર કરવાના હેતુસર bus stand ના book store પરથી કેટલાક magazine ખરીદેલા. તેમાં safari નો સો number નો અંક પણ હતો. પ્રવાસમાં, પ્રવાસ પૂરો થયો અને બીજા magazine taxi માં જતા રહ્યા પણ safari નો એ અંક જતનથી સાચવી રાખેલો.

જે હજી ચાલુ છે. પાંચ પંચવાચક મિત્રોના group ને નજીકમાં મળતા discount સુધી મેળવવા જરૂરી

TV ના અને internet computer ના જમાનામાં નવું ગુજરાતી generation વાંચન વિમુક્ત થાય છે એટલે સમસ્યા મિત્રોને safari ના ગ્રાહક બનાવવા માટે થોડી મહેનત કરું છું. આજે એકપણ દિવસ એવો નથી કેતો કે જયારે બાળકના હાથમાં safari ને અડક્યા જ ન હોય safari ની team નું આયુષ્ય તંદુરસ્ત બની રહે તેવી દિલથી અપેક્ષા કેમકે safari ની લાંબી જીવનરેખા team ની હાથમાં સુરક્ષિત છે. Safari અંક number એકસો નવ્વાણુંમું title અને title store ખુબ ગમતું

NTT સામે ની ભૂલનું postmortem સરસ હતું. ભારતીય જવાનો બલિદાનોની બળના નૈતિક સ્થાને લાગેલી ચોટ ઘણી ઊંડી છે. કુદરતી તેની નીખાસ દ્વારા તેમને મળતી કરોડો dollar ની

શાળાની stationery માં આવવાનો જીવનપર્યંત બહુજ રસ હતો. રજુ કરેલા શબ્દો knowledge માં રજુ કરેલા કરી ગયા. પ્રેશકવાર્ધક કામોની કામગીરી ખુબ જ ગમી. ટૂંક જ સમયમાં બહુમાળી મકાનો બાંધવાની પદ્ધતિ diagram સાથેની રજૂઆત પણ રસવાર્ધક હતી. તો ફરી એકસો સીત્યોતેર માહિતીથી ભરપુર રહ્યો અને જેમ એકજ બેઠા વંચાઈ ગયો mobile phoneSTD અને વિશેની જાણકારી જાણવા વધારો કરશે.

જ્ઞાન-વિજ્ઞાનની અજાણી માહિતીઓથી છલોછલ એક, બદલ સમગ્ર team ને અભિનંદન. Safari નું એક number one ninety nine બનાવો અને

કપા કરવાનો છે આમ કપા માં વેચતા આમ હું હું થાય તમારે કેવી રીતે આવે સારી આવે આવક

નાખી દેવી ખાતર ભરી દેવી પસી કપા ચોપી દેવાના time જોઈએ ને પાણી પાવું ખાતર બિયારણ એ જોઈ પ્રમાણે દેવું પડન પણ એમાં પછી તમારે ક્યાં time એ દવા છાંટવી કેમ કરવું? એતો મહિનો દોડ મહિના નો થાત

પછી આપડે ફૂલ સારા આવે તેની દવા નાખવી પડ વધુ ફળ બેસાડવા માટે પછી ખાતર વાવું પદ પછી એમાં ઈયર બીયર આવી હોય તો એમાં આમ તેમ નિયતન લાવું છે

પછી આમ કેટલો કામ ઉતારો ઉતરે એક મણ નો ઉતરે પચીસ મણ થાય પછી જેવી આપડી આવડત પછી આમ વરસાદ કઈ નડે ને આમ વધુ પડી જોઈ હોય કે ન પડ્યો હોય તો એને પછી કઈ નુકસાન થાય ન એમાં તો કઈ નુકસાન ન જાય એટલું બધું પણ બહુ અતિ વરસાદ હોય તો તો તો બધાને નુકસાન થવાનું છે પછી ઋતુ ના કરને ગમે તે થાય તો નુકસાન થવાનું છે

આપને એમ થાય કપા માં તીજા ભાગ નું રુ આવી ગયું તો બીજ બીજો પાક ન લેવાય બહુ ના કારણે કપા માં પેલું કરીલો મેહનત પછી તોએ ઈયર જતી નહી

પછી તમારે ઉલારે પાક કઈ લેવાનું હોય તો એને ખેર ખેર કરવી આમ હળ ખેર કરવી કે ઉપજ સારી મળે લેવાઈ જાય પછી ખેડી નાખવું ખેડી એને બે તન મહિના સુકાય દેવાનું એટલે તાપી જાય ખેતર એનું લીધે પાક આમ સારો થાય કે પછી પાક તમારો ખેડો ને એટલે સુકાઈ દો જેમ તપવાદો એમ તમારો પાક સારો થાય એટલે જમીન તાપે તમે ભીના ભીના માં જ વવાયા કરો તો તમારે કઈ થાય નહી ભીનું ભીનું જ પડ્યું રે એટલે કડક થઇ જાય ઓલું ઓછુ રે અને ખેડો તપે એટલે ઓછો ઉગે ફળ માંથી પછી આમ આપડે ફરી ફરી ને એજ વવાયું કે આમ પાક ફેર બદલવી કરવી નહી

આપડે અત્યરે જેમ ડુંગરી વાવી બરોબર ડુંગરી વાવી તમે કપ્પા વાવો તો ગમે એ ફગે નહી એમાં સારું એમાં તમારે કોઈ બી વસ્તુ ફાગે તેના મૂળ હોય એ ખાતર થઇ જાય

પછી આપડે જમીન માં ટપક ની સુવિધા કરી હોય એ સારું પડે કે શું થાય ટપક માં તો ઓછુ પાણી હોય તો ટપક માં જ સારું પડે

આમ વધારે ફાયદો પડે ક આમ પછી ટપક માં તો વધુ જ ફાયદો પડે કે જો આપડે નિદામણ ઓછુ થાય ટપક માં છોડ પુરુતુ પાણી મળે બીજું કઈ પાણી ફેલાવાનું નહી એટલે આપડે નિદામણ ઓછુ રે

હા એતો બધું મેહનત પડે ટપક માં માં એજ છે એટલે ટપકમાં કઈ નીદમણ ન ર્રે ખાતર પાવું હોય તો એ છોડ ને જ મળે એટલે ટપક માં તો તમાર જમીન કડક ન થાય જમીન કોરી ન કોરી રે એટલે ગમેતે તમાર કપા હોય ગમેતે મૂળ માં જાય તો જ છોડ સારું થાય ને

જે તમે દેસી ખાતરને ભરો એટલે રાસાયણિક ઓછુ નાહવું પડે રાસાયણિક વધુ નાખી દો